એમાં ડાઇનિંગ વિસ્તાર દેખાય છે જાં જ્યાં ઘણા ટેબલ અને ખુરસીઓ ગોઠવેલી છે.

તેમાં કાળી બારીઓ છે ઇમારતની સામે એક લાલ રંગનો સ્કૂટર પાર્ક કરેલું છે.

આ રેસ્ટોરન્ટ મેઘા સુગર સ્પાઇસ વેજ બોર્ડ સાથે જોડાયેલું છે.

મોટું બોર્ડ માર્યું છે એના પર લખ્યું છે ઓમ મેડિકલ સ્ટોર દવાની દુકાન ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ .

બોર્ડ પર પ્રકૃતિ પેટ ક્લિનિક લખેલું છે અને સ્લોગન પેટ ગીવ્સ અસ હેપ્પીનેસ લખેલું છે.

આ સ્થળ કોઈ વાહન ડીલરશીપ અથવા જાહેર પાર્કિંગ વિસ્તાર હોઈ શકે છે.

એમાં ઘણી બધી કાર પાર્ક કરેલી દેખાય છે જેમાં મોટાભાગે મારુતિ સુઝુકી સ્વીફ્ટ મોડલ ની કાર છે.

દૂર પાછળની બાજુએ બે માળના મકાનો દેખાય છે જેમાંથી એક ગુલાબી રંગનું છે.

ઈમારતની સામે એક ખુલ્લુ આંગણું છે જ્યાં ઘણા વૃક્ષો અને છોડ કુંડામાં વાવેલા છે.

એક બોર્ડ પર ક્વીક સર્વિસ લોન્ડ્રી લખેલું વંચાય છે દુકાનમાં એક કેમેરો પણ જોવા મળે છે.

આ હોસ્પિટલ કાન નાક અને ગળા સંબંધિત સારવાર માટે જાણીતી છે.

દુકાનના બહાર બોર્ડ માર્યું છે એના પર લખ્યું છે શ્રી હનુમાન ડ્રાય ક્લીનર .

તેના પર ફ્રેન્ડસ ચિકન સેન્ટર લખેલું છે જે સૂચવે છે કે તે ચિકન સંબંધિત વસ્તુઓ વેચે છે.

આ રેસ્ટોરન્ટ શ્રી ભગવતી ગાર્ડન રેસ્ટોરન્ટ હોયજ શકે છે.

આ એક પીળા રંગની ઇમારત છે જેમાં અનેક બારીઓ અને દરવાજાઓ દેખાય છે.

આ દુકાન નાસ્તા અને ફરસાણ જેવી વસ્તુઓ વેચતી હોવાનું જાણ થાય છે.

લાંબી શેડ જેવી રચનાઓ દેખાઈ રહી છે જે સંભવત દુકાનો અથવા ચોલ છે.